લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિષયો શીખીશું ઈન્ડેક્સો ટેબલ ફીલ્ટર અને એસક્યુએલ કમાંડ વિન્ડો ચાલો પહેલા આપણે ઈન્ડેક્સો વિશે શીખીએ
ઈન્ડેક્સ શું છે
ઈન્ડેક્સ ડેટાબેઝ કોષ્ટકમાં ઝડપથી રેકોર્ડોને શોધવાનો અને તેને સોર્ટ કરવાનો એક માર્ગ છે
કોષ્ટકમાં એક ફીલ્ડ અથવા વિભિન્ન ફીલ્ડો ને પસંદ કરી શકીએ છીએ જેમાં આપણે રેકોર્ડો ઈન્ડેક્સ કરવાની જરૂર છે
પસંદ કરેલા ફીલ્ડ અથવા ફીલ્ડો ઉપર આધારિત ઈન્ડેક્સ રેકોર્ડોનાં સ્થાનને સંગ્રહિત કરે છે
તો ડેટા જોવા માટે બેઝ ઈન્ડેક્સને ઉપયોગમાં લઈ સીધું ડેટાનાં સ્થાન પર જઈ શકે છે
અને તેથી ડેટા શોધવાં માટે તમામ રેકોર્ડો સ્કેનીંગ કરવાં કરતા તે નોંધપાત્ર રીતે ઝડપી છે
કોષ્ટકની પ્રાયમરી કી આપમેળે ઈન્ડેક્સ થઇ જાય છે
હવે ચાલો આપણે આપણા ઉદાહરણીય લાઈબ્રેરી ડેટાબેઝમાં એક ઈન્ડેક્સ બનાવીએ
આપણે બુક્સ કોષ્ટકમાં ટાઇટલ કોલમ પર એક ઈન્ડેક્સ બનાવીશું જે પુસ્તક શીર્ષકો ઉપર શોધવાનું ઝડપી કરશે
ચાલો પહેલા આપણે આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ જો તે પહેલાથી ખૂલેલ ન હોય

અને બુક્સ કોષ્ટક ને એડિટ મોડમાં ખોલીએ
ટેબલ ડીઝાઇન વિન્ડોમાં ચાલો ટૂલ્સ મેનૂમાં જઈએ અને ઈન્ડેક્સ ડીઝાઇન પસંદ કરીએ
ઈન્ડેક્સ વિન્ડોમાં નોંધ લો કે બેઝે પહેલાથી જ પ્રાયમરી કી ને યૂનિક ઈન્ડેક્સ તરીકે સમાવેશ કરી છે
આપણી ઈન્ડેક્સ બનાવવાં માટે ચાલો સૌથી ડાબી બાજુનાં આઇકોન ન્યૂ ઇન્ડેક્સ ઉપર ક્લિક કરીએ
અને જમણી બાજુએ આવેલ ઈન્ડેક્સ ફીલ્ડમાંની ડ્રોપડાઉન યાદીમાંથી ટાઇટલ પસંદ કરીએ
આપણે અહીં એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ક્રમ પણ પસંદ કરી શકીએ છીએ અને ડાબી બાજુએ આવેલ ત્રીજાં આઇકોન ઉપર ક્લિક કરીને આ ઈન્ડેક્સનું નામ IDX Title તરીકે બદલો અને તેની બાજુમાં આવેલ સવે આઇકોન ઉપર ક્લિક કરીને તેને સંગ્રહિત કરો
તો ટાઇટલ ફીલ્ડ પર આ આપણી ઈન્ડેક્સ છે
આ રીતે આપણે બેઝનાં ઉપયોગ વડે કોષ્ટકો માટે ઈન્ડેક્સોને બનાવી સુધારિત નામ બદલવું અથવા રદ્દ કરી શકીએ છીએ
અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે મેમ્બર્સ કોષ્ટકમાં નેમ્સ ઉપર એક ઈન્ડેક્સ બનાવો અને તેને IDX MemberName નામ આપો
આગળ આપણે જોઈશું કે ટેબલ ફીલ્ટર શું છે
ટેબલ ફીલ્ટર વિશેષતા આપણને બેઝ ડેટાબેઝમાં બીજા એપ્લીકેશનોથી કોષ્ટકો છુપાડવા માટેની પરવાનગી આપે છે
ઉદાહરણ તરીકે ચાલો લાઈબ્રેરી ડેટાબેઝમાં બુક્સ કોષ્ટક શિવાયનાં બીજા બધા જ કોષ્ટકોને છુપાવી દઈએ
હવે ટેબલ ફીલ્ટર ટૂલ્સ મેનૂ અંદર ઉપલબ્ધ છે
અહીં ચાલો અલ્લ વ્યૂઝ ને ચેક કરીને બુક્સ કોષ્ટકને ચેક કરીએ
એનો અર્થ છે કે આપણે ફક્ત બુક્સ કોષ્ટકને બીજી એપ્લીકેશનો દ્વારા દ્રશ્યમાન રાખવા માટે ચીન્હાન્કિત કરી રહ્યા છીએ
હવે ચાલો ઓક બટન ઉપર ક્લિક કરીએ
ત્યારબાદ વ્યૂ મેનૂ ઉપર ક્લિક કરીએ અને પછી રિફ્રેશ ટેબલ્સ પર
નોંધ લો કે અહીંયા માત્ર બુક્સ કોષ્ટક દ્રશ્યમાન છે
તે ઉપરાંત લીબરઓફીસ રાઈટર અથવા કેલ્કથી આ ડેટાબેઝને એક્સેસ કરતી વખતે આપણને ફક્ત બુક્સ કોષ્ટક જ દેખાશે
અહીં બીજું એક અસાઇનમેન્ટ છે ૧
લીબરઓફીસ રાઈટર ખોલો લાઈબ્રેરી ડેટાબેઝ એક્સેસ કરો અને ત્યાં આવેલ ઉપલબ્ધ કોષ્ટકો તપાસો
બેઝમાં તમામ કોષ્ટકોને ફરી દ્રશ્યમાન કરો
અને કોષ્ટકોની ઉપલબ્ધતા ફરીથી તપાસવાં માટે લીબરઓફીસ રાઈટરને ફરીથી ખોલો
અંતે ચાલો એસક્યુએલ કમાંડ વિન્ડો વિશે શીખીએ
ટૂલ્સ મેનૂમાંથી એસક્યુએલ પસંદ કરીને એસક્યુએલ કમાંડ વિન્ડો એક્સેસ કરી શકાય છે
ડેટાબેઝને એસક્યુએલ સ્ટેટમેંટો જારી કરવાં માટે આપણે આ વિન્ડોનો ઉપયોગ કરી શકીએ છીએ
હવે આપણે એસક્યુએલ ક્વેરીઓને એક્ઝેક્યુંટ કરવાં માટે ક્વેરીઝને પણ ઉપયોગમાં લઇ શકીએ છીએ પણ ત્યાં આપણે ડેટાબેઝમાંથી ફક્ત ડેટા પૂછવા પુરતું જ મર્યાદિત છીએ
એનો અર્થ છે કે આપણે ત્યાં ફક્ત સિલેક્ટ સ્ટેટમેન્ટ્સ જારી કરી શકીએ છીએ
પણ આપણે એસક્યુએલ સ્ટેટમેન્ટ્સ એક્ઝેક્યુંટ ન કરી શકીએ જે ડેટા અને કોષ્ટક સ્ટ્રક્ચરોને સુધારિત કરે છે અથવા ત્યાં નવાં કોષ્ટકો બનાવે છે
અને એસક્યુએલ કમાંડ વિન્ડો આપણને આવાં ડેટા મેનીપ્યુલેશન અને ડેટા ડેફિનેશન સ્ટેટમેંટો અથવા લેન્ગવેજ વાપરવાં માટે મદદ કરે છે
ડેટા મેનીપ્યુલેશન લેન્ગવેજ અથવા કે સરળ શબ્દોમાં ડીએમએલ નાં ઉદાહરણો છે ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ ડેટા
અને ડેટા ડેફીનેશન લેન્ગવેજ અથવા કે સરળ શબ્દોમાં ડીડીએલ નાં કેટલાક ઉદાહરણો છે ક્રિએટ ટેબલ ડ્રોપ ટેબલ અને આલ્ટર સ્ટેટમેંટ્સ
આપણે પહેલા ડીએમએલ ઉદાહરણ જોઈશું
બેઝ વિન્ડોમાં ચાલો ટૂલ્સ મેનૂમાંથી એસક્યુએલ કમાંડ વિન્ડો ખોલીએ
ચાલો કમાન્ડ ટીઓ એક્ઝિક્યુટ ટેક્સ્ટ વિસ્તારમાં ટાઈપ કરીને એક નવો રેકોર્ડ બુક્સ કોષ્ટકમાં દાખલ કરીએ ઇન્સર્ટ ઇન્ટો બુક્સ ટાઇટલ ઓથોર પબ્લિશયર પબ્લિશર પ્રાઇસ વેલ્યુઝ થે હોબિટ jrઆર ટોલ્કિયન 2002 ઓક્સફોર્ડ 500 એક્ઝિક્યુટ બટન દબાવવાં પહેલા ચાલો કમાંડને સારી રીતે સમજીએ
ઇન્સર્ટ સ્ટેટમેંટ કોષ્ટક નામ અને ફીલ્ડ નામોની યાદી અને પછી વેલ્યુઓ દર્શાવે છે જે નવાં રેકોર્ડમાં ઉમેરવાની જરૂર છે
નોંધ લો કે કોષ્ટક નામ અને ફીલ્ડ નામોને ડબલ અવતરણ ચિન્હમાં મુકવામાં આવ્યાં છે
આપણે જાણીએ છીએ કે બેઝ કેસ સેન્સીટીવ છે અને ડબલ અવતરણ ચિન્હ ખાતરી કરે છે કે બેઝ એજ રીતે નામોને સ્વીકારશે જે રીતે આપણે બનાવ્યાં છે
જો આપણે અવતરણ ચિન્હ નહી વાપરીએ તો બેઝ આ તમામ નામોને આપમેળે કેપિટલ અક્ષરોમાં બનાવી દેશે
ટેક્સ્ટ ડેટા ટાઇપ ધરાવતી વેલ્યુઓ ને બંધ કરવા માટે આપણે એક અવતરણ ચિન્હ વાપરવું પડશે
ન્યુમેરિક ફીલ્ડોને અવતરણ ચિન્હમાં બંધ કરવાની જરૂર નથી
તે ઉપરાંત આપણે બુકિડ ફીલ્ડનો પણ સમાવેશ કરવાની જરૂર નથી જે એક ઓટોનંબર ફીલ્ડ છે
બેઝ નંબરોને આપમેળે જનરેટ કરાવવાંની કાળજી લે છે
તો ચાલો એસક્યુએલ ને એકઝેક્યુંટ કરીએ
કમાન્ડ સક્સેસફુલી એક્ઝિક્યુટેડ સંદેશ ની નોંધ લો
આપણે લખેલ એસક્યુએલ સાથે જો કોઈ એરર હોય તો બેઝ તેમને દર્શાવશે
ચાલો બુક્સ કોષ્ટક ઉપર બે વાર ક્લિક કરીએ અને આપણે હમણા દાખલ કરેલા નવાં રેકોર્ડ માટે જોઈએ
તે છેલ્લી પંક્તિમાં ઉમેરાયેલ છે
આગળ ચાલો આપણે ડીડીએલ નું ઉદાહરણ જોઈએ
ઓથોરિડ ઓથોર અને કન્ટ્રી ફીલ્ડોની સાથે આપણે ઓથર્સ નામનું એક નવું કોષ્ટક બનાવીશું
એસક્યુએલ કમાંડ વિન્ડોમાં ચાલો સ્ક્રીન પર બતાવ્યાં પ્રમાણે ટાઈપ કરીએ અને તેને એકઝેક્યુંટ કરીએ
ચાલો કોષ્ટકોની યાદી પર પાછા જઈએ અને વ્યૂ મેનૂમાંથી કોષ્ટકોને રીફ્રેશ કરીએ
ત્યાં એક નવું ઓથર્સ નામનું કોષ્ટક છે જે આપણે હમણાં જ બનાવ્યું છે
ડીએમએલ વિશે વિગતમાં જાણવાં માટે સ્ક્રીન પર બતાવેલ વેબસાઈટ જુઓ
ડીડીએલ વિશે વિગતમાં જાણવાં માટે સ્ક્રીન પર બતાવેલ વીકીપીડીયા વેબસાઈટ જુઓ
અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે ૧
અપડેટ સ્ટેટમેંટનો ઉપયોગ કરી બુકિડ 3 ની કિંમત રૂ
૩૦૦ થી સુયોજિત કરો
એ પુસ્તક રદ્દ કરો જેનું શીર્ષક થે હોબિટ છે
૩
લેખક નામ jrઆર
ટોલ્કિયન અને રાષ્ટ્ર Englandની સાથે એક નવો રેકોર્ડ ઓથર્સ કોષ્ટકમાં દાખલ કરો
ડ્રોપ સ્ટેટમેંટનાં ઉપયોગ દ્વારા ડેટાબેઝમાંથી ઓથર્સ કોષ્ટકને રદ કરો
અહીં લીબરઓફીસ બેઝનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro આ લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર